product હોય changes

ના એમ તમારે નીચે review આપેલા હોય એમાં original photo નાખેલા હોય customer એ.

હા હા idea આવી જાય product લેવા જેવી છે કે નહિ હમ્મ એમાંથી આપણે વધારે idea આવી જાય અને કોઈ briefly લખે લા હોય કે may be કે ખોટા હોય. પણ જો photo નાખેલા હોય ને સાચી idea તો આવીજ જાય હમ્મ review તો કદાચ એના પોતાના માણસો હોય એની પાસે એને કરાવ્યા હોય એવું પણ બની શકે હા એવું બની શકે photo હોય તો photo તો real જ હોય છે પેહલા તો કેવા camera માં પડેલા હોય આતો શું mobile માં પડેલા હોય તો orignal clarity હોય ને ખબર પડી જાય છે બીજું બોલ શું કરે તારા મમ્મી શું કરે

હા અત્યારે લગન ની season ચાલે છે તો એ બધું ચાલ્યા કરે ઘરે બીજું કઈ activity કરાવે છે કે નઈ

diamond and jwellery છે પછી IT project છે એવી રીતના બધા project છે બધા એ પોતાના interest wise કરેલા છે બધા એના પાર કામ કરે છે ok મતલબ individual છે કે team મા આપેલા છે team માં જ છે મતલબ જે લોકો ને interest છે એ લોકો પોતે જાતે કરે છે હા હા વધારે મજ્જા આવે એવું થાય કેમકે અગર તમને for example diamond માં interest છે તો બે ત્રણ છે તો ચાર પાંચ મળીને group બની જાય ને જાતે decide કરે કે શું કરવાનું project માં કામ ને બધું અને પછી research ને એ બધું કરે

હમ્મ starting માં એ રીતનાજ કે kind of analisys કરી RND કરી અને પછી જોય કે project આગળ કરવા જેવો છે કે નઈ એમ હા હા ok એટલે બધું પેહલા જોઈ લેવાનું કે side effect કઈ છે કયા કયા આપણે નુકસાન fase થાવનું છે એ બધું હા પેહલા consequences કેમકે હજુ આપણે એને real માં કરીયે એના પેહલા તો શું કેવાય market માં શું છેએ બધું જોય લેતો ખબર પડે ને કે ક્યાં નુકશાન થવાના chances છે ક્યાં આપણે profit કઈ રીતે કરી શકીયે market માં penitrate કઈ રીતે કરી શકીયે ok એટલે આપણે પેહલા ઘણી agency પણ હોય છે ને કે આ type ના કોઈ બીજું આપ્યો છે એલોકો આખું RND કરીને આપે એની જગ્યા એ તમે લોક જ કરો છો હા same same જે આપણે શું કેવાય એને feasibility report બનાવી ને આપવાનું એ આપણે જાતે બનાવાનું એ લોકો પાસે બનાવીયે એના કરતા હમ્મ એની idea તો હોય ને કે તમારે કયા topic પાર કરવાનું છે તો એની કોઈ અનુક્રમણિકા બનાવેલી હોય એવું કઈ છે હા રીતનુ જ હોય કે for example ઉદાહરણ તરીકે કહીયે હા રીતનુજ હોય કે for example ઉદાહરણ તરીકે કહીયે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 કે ક્યાં થી ખરીદી શકીયે પછી diamond હવે ખરીદીયે છે તો કઈ કઈ વસ્તુ નું ધ્યાન રાખવું જોયે કે હીરો સાચો છે કે ખોટો એ કઈ રીતના ખબર પડે પછી ખરીદી લીધા પછી વેચવાનું છે તો market જોયે વેચવામાટે આપણે એ market ક્યાં થી મળી રહે અને એ કયા ભાવે આપણે વેચી શકીયે વેચતી વખતે કઈ વસ્તુ નું ધ્યાન રાખવાનું છે પછી એનું જે payment આવે એ આપણે કેટલા time માં આપણે આપે એનું એના same દિવસે જોયે છે તો કેટલા percent શું કેવાય commission કપાય પછી ઉદાહરણ તરીકે for example વિસ દિવસ કે આવી રીતના તો કેટલા percent commission કપાય એવી રીતનુ જ બધુ જ આવે અગાઉથી અગર આપણે business start કર્યો છે અને એવું લાગે કે ખોટ માં જાય છે તો આપણે એને ક્યાર થી બંધ કરી દેવો અને બંધ કરવો હોય તો કઈ રીતનું ધ્યાન રહેવું પડે રીતના payment લેવા એબધુંજ આવે બરાબર છે તમે કોઈ એવા નિષ્ણાત વ્યક્તિ ને મળ્યા છે કે આમ જ તે તમે જાતે જ કર્યું છે ના એક મળેલા છે એક ભાઈ ને અને હજુ એક ને મળવાના છે આપણે હજજુ આ શું કેવાય નવા છે આ business માં તો ખબર ના હોય કે કઈ રીતે enter અંદર પ્રવેશ કરવો રીતના તો જે લોકો already કરે છે તો એની પાસે થી કરીયે તો શું કેવાય કે risk ઓછું રહે આપણને હમ્મ બરાબર છે સારું લાગ્યું મળીને same મને પણ એવુજ સારું લાગ્યું ઘણા દિવસે વાત કરી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 same મને પણ એવુજ સારું લાગ્યું ઘણા દિવસે વાત કરી અને ઘણી લાંબી વાત કરી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 હા કઈ નઈ સારું ચાલ બ bye કર્મયોગ અર્જુન શ્રી કૃષ્ણને આ પ્રશ્ન કરે છે આપ સર્વે કર્મનો તો પછી મારા હાથે શા માટે યુર્ધ વિષે કર્મ કેમ કરવો છો. આ પોતે જ કર્મ માર્ગ ને આટલું બધું મહત્વ આપી શા માટે મારા હાથે આવી ભયંકર હિંસા કરાવો છો જેનો પોતે જ આપ કંઈ વિચાર કરી જોવો તમને જયારે કઇ ગુમસન કરિયું બેવડું બોલી ને મને વધુ ગુંચવી રહ્યા છો તમારો આ ઉપદેશ મને તો અંધ મનુષ્યો ને આડા માર્ગ માં ચડાવી દેવા જેવો છે જેવો કે વારકાંઠ અને દારૂ પાવા જેવો તેવો લાગે છે. એક તો હું પહેલેથી જ અજ્ઞાની અને વળી તેમાં મને બોવ જ એના ઉપર તમારી આશ્રય જેવી જેવી લગતી વાત મને તો તમારા ઉપદેશ માં ચારે તરફ ગોટાળો જ દેખાય છે મારુ મન ચીલ થવાના બદલે જે છોડુંસ્થિર મન હતું તે પણ અસ્થિર થયું છે મારા જેવો કામળ મનુષ્યો તમારી લીલા સમજી શકે જાણી શકે તેમ નથી આ ઉપદેશ ના બહાને તમે શું મારો મનોભાવ જાણવા માંગો છો કે શું? તમે જે બુર્ધ અર્થ સહીત બ્રહ્મન સ્વરૂપ આત્મ સ્વરૂપ વગેરે જે સમજા હોઈ તે મને ખબર પડતી નથી મહેરબાની કરી આવા ગુડ અર્થ ની વાતો ન કરતા. એક ગામડિયાને જ પણ સમજ પડે તે રીતે સ્પષ્ટ ભાષા માં મને કહો કે જેથી મને સમજાય હું અતિશય મંદ બુર્ધિ છુ એટલે જે કોઈ એક નિષદીદ વાત હોય તે જ મને કહો અર્જુનના આવો અર્જુન સાંભળીયે શ્રીકૃષ્ણ એ આશ્રય કહ્યું ને બોલી ઉઠ્યા કે મેં તને જે કહ્યું તેમાં

સાદી રીતે કવ કે આ જગત નો જયારે આરંભ થયો ત્યારે તેના આરંભ માં જ આ જગત માં આચારી શકાય એવા બે પ્રકાર ના માર્ગો તમને બતાવ્યા છે. એક વિચાર કરનાર મનુષ્યો માટે જ્ઞાંગ યુક્ત અને કર્મ કરનાર મનુષ્યો માટે કર્મ કર્મ કરવાની ના નથી પણ કર્મ ના ફળ પર અધિકાર રાખવાની ના છે. દરેક મનુષ્યો ને કર્મ તો કરવું જ પડે છે પણ તે કર્મ ના ફળ માં આશકય થવાની ના છે કર્મ ના ફળ પર એક માત્ર મારો જ અધિકાર છે. એટલે આવા ઈશ્વર ને અર્પણ કરવા વાળા કર્મ માર્ગ નું વર્ણન કરતા કરતા ને પ્રસંગને અનુરૂપ અનુશાસ જ્ઞાંગ માર્ગ માં મહીંન મહિમાનું પણ વર્ણન કરિયું આ કહેવા માં મારુ એ કારણ હતું તેને તું સમજ્યો જ નથી અને તેથી જ શંકા ઓ કરે છે જડ શું છે અને ચેતન શું છે. તેનો વિચાર કરનાર લોકો જ્ઞાંગ યોગ નું આચરણ કરે છે અને જેથી બ્રહ્મ સ્વરૂપ ની અતિથિ થઇ તેનું કેન્દ્રુપ થઇ જય છે. બીજા માર્ગ ને કર્મ યોગ કહે છે જેમાં બમુક સુખ શીખનો નિસ્કન કર્મનું આચરણ કરી. કમેં ક્ર્રહે ક્ર્રહે જ્ઞાંગ પ્રાપ્ત કરી અને મોક્ષ ને પ્રાપ્ત કરી થાઈ છે જે પ્રમાણે પૂર્વ અને પશ્ચિમ દિશા તરફ વહેતી નદી ઓ ભિન્ન ભિન્ન જણાય છે. અને છેવટે તે એક જ સમુદ્ર માં ભળી જાય છે તે પ્રમાણે આ બંને માર્ગો નું અંતિમ લક્ષય પરિણામ એક જ હોય છે આ બંને માર્ગ માંથી મનુષ્યો ની શાસ્ત્રા મુજબ શરૂઆતમાં પસંદગી કહી શકાય છે જે જ્ઞાન માર્ગે ચાલે છે તેના જ્ઞાંન નો જ્ઞાની ઓ પક્ષી ની જેમ આકાશ માર્ગે ઉડી ને ફંતવરો મોક્ષ પ્રાપ્તિ કરેલી હોય છે જયારે જે કર્મ યોગ કર્મ માર્ગે ચાલે છે એવા યોગી ઓ જાણે જમીન પર ની કીડી ની ગતિ એ ધીરે ધીરે ચાલી ને વનસાન ધર્મ અને બ્રહ્મ ચરિયાસન ગૃહમ શાસ્ત્ર વાણી જન્મ શાસ્ત્ર નું આચારન કરી ને ક્રમે ક્રમે આગળ વાળીને મોક્ષ પ્રાપ્ત કરે છે. જ્ઞાનીઓ કહે છે કે બ્રહ્મ તત્વો જગત વિદ્યા અને જગત છોડી ને જે જગત માં ક્રમ છોડી ને

માં સંતોષી થઇ જાય છે એટલે જગત માં ખટપટ માં આપોઆપ બન્ધ થઇ જાય છે પણ આપણા જેવા સામાન્ય મનુષ્યો માં જિંદગી ની શરૂઆત થી ઈચ્છઓ ઓ વાંચના ઓ

એ જે કર્મો નો ત્યાગ કરી ને જો નિશ્રકર કર્મ થવાની ઈચ્છા કરે તો તે કોઈ જ સંજોગો માં ઉપર આવા પટાવેલા જ્ઞાની ઓ ના જેવા બની સકતા નથી. જગત માં જે બી પ્રતિબીંબ કર્મો કરવાના હોય તેનો ત્યાગ કરી ને મનુષ્યો નો તર્ક થઈ શકે તેમ કહેવું તે મૂર્ખાઈ છે જેમ નદી પૂર્ણ ભરેલી હોય અને જો સામે કિનારે જવું હોય સામે કિનારે જવાની ઈચ્છા હોય તો તો નવ વગર કેવી રીતે જઈ શકાય કે પછી નાવ ન હોય તો

ખાવાની ઈચ્છા હોય તપ રસોઈ બનાવાનું ક્રમ તો કરવું જ પડે છે કે પછી જો રસોઈ તૈયાર હોય તો મોઢું ચલાવી ખાવાનું કર્મ કરવું જ પડે છે જેમાં ક્રમ કરવા મા ઇચ્છા છે તેના દરેક મનુષ્યો માટે કર્મ નું આચરણ ત્યાજ્ય કરવું પડે એવું છે તેવું નથી. અને આપણી ઈચ્છા પ્રમાણે કર્મનો ત્યાગ કરવાથી કર્મ નો ત્યાગ થયો એમ કહેવાતું નથી કારણ કે કોઈ પણ પ્રાણી કર્મ કારિયા સિવાય એક પણ એક પણ પણ હોઈ શકતો નથી પ્રકૂર્તિ ના ગુનો ના આધારે આ સર્વ સંસાર વસાવેલો છે આપણે ગાડી માં બેઠા હોઈએ ત્યારે ભલે ગાડી માં આપણે શાંત બેઠા હોઈએ. પણ આપણે ગાડી સામે બેઠક કરીયે છીએ કારણ કે આપણે ગાડી ને આધીન છીએ ઝાડ નું સૂકું પાન નિર્જીવ નિષ્ક્રિય હોવા છતાં.

મન કદી સંકલ્પ વિકલ્પ કરવાનું કર્મ ત્યજી શકતું નથી જન્મ બાણ થઇ સકતા નથી કારણ આ બધા પ્રકૃતિ ને આધીન છે. નિષ્કર્મ સીપીએ બહુચય નો પુરુષ પણ મુખ્ય રીતે શારીરિક કર્મ તો કરે જ છે આજે માટે જ્યાં સુધી પ્રકૃતિ નો સંકલ્પ છે. ત્યાં સુધી કર્મ નો ત્યાગ કદી થઇ શકવાનો નથી આમ છતાં તે કર્મ ત્યાગ ની વાત કરે છે તે કહેવત ખોટો બિરાગન છે કર્મ ઈન્દ્રી ઓ નિગ્રહ કરી ને જે મનુષ્યો કર્મ થી મુક્ત થવાની ઈચ્છા રાખે છે તેનાથી કર્મ ત્યજી સકતા નથી કારણ કે તે પહેલા ઈન્દ્રી ઓ નો નિગ્રહ કરે. પણ તેના મન માં ક્રમ કરવાનો સ્વભાવ તો બાકી રહે છે તેની ઈન્દ્રી ઓ તેના વિષય અને ચિતં છોડતી નથી એટલે કે મન માં રહેલી સુક્ષમ વાસ ના જતી નથી આમ છતાં જે કઈ મનુષ્યો આમ કહે મેં કર્મ ને ત્યાગી દીધા છે તે કેમ મનુષ્યો બાંધી છે શ્રી કૃષ્ણ કહે છે. હવે પ્રસંગ ને અનુસાર હું તેને ઈચ્છા વગર નો સાચો મનુષ્યો કહેવો હોય તેવા લક્ષણો કહું છું જેમ કમળ નું પાન રાત દિવસ પાણી માં રહે છે પણ પાણી થી ભીજાતું નથી તે જ રીતે સંસાર માં રહી ને પણ સંસાર થી અલિપ્ત રહેલો મનુષ્યો બીજા મનુષ્યો ના જેવો જ ભાસે છે. ભલે લોકો બહાર થી લોકો ચાર તે પરાણે વર્તે પણ તેને અંદર નિસ્ત અને પરમાત્મા પરાયા હોય છે. જો પાણી ની અંદર સૂર્ય નું પ્રતિબીંબ પડતું હોય તો પાણી ના સઁગ થી સૂર્ય પાણી માં હોય તેમ લાગે છે પણ સાચી રીતે સૂર્ય પાણી માં નથી આ જ પ્રમાણે

ઠિક રોધરા હિત નિરાશ કે સંપૂર્ણ સંતોંસી તથા જ્ઞાન અને તપ માં વિશાળ પૂર્ણ વસ્તુ ઉચિત સમયે અગ્નિવિષ ના પૂછવાથી તેના માટે પ્રમેય રોગ ના કારણ, લક્ષણ અને ચિકિત્સા નો ઉપદેશ કર્યો. સુખ પૂર્વક હંમેશા બેસી રહેવું, સુખ પૂર્વક શયન, દહીં, ગ્રામ્ય જળચર રણુંપ જળચર આહ પશુ પક્ષીઓ ના માંસ રસ નું અધિક સેવન, દૂધ, નાવણ ને પણ ગુણ ના પક્ષ્યઃ પદાર્થો કફ પરના સર્વ પદાર્થો પ્રમેય ના કારણો છે. કફ વધ કેતુઓ ના સેવન થી પ્રાકૃતિક થયેલો કફ મૂત્રાશય માં રહે, મેડ માંસ શારીરિક પ્લૅગ અતિ દુષિત કરી કેફીન શ્રમેય મેં ઉત્તપન કરે છે. વાયુ ની અપેક્ષાયે છે અર્ધ પર્તતા વૃદ્ધવાત ધાતુઓ વાસા મજજા હોજ લસીકામીની મૂત્રાશય માં ઉત્પન્ન કરે છે. વાતપીત અને કફ પ્રકોપિત થઈને મૂત્રાશયમાં પ્રાપ્ત થઈને મૂત્ર ને દુષિત કરીને પોતપોતાના લક્ષણો યુક્ત પ્રમોજનો ઉત્પન્ન કરે છે.

વિભિન્ન સંપ્રાપ્તિ પણ વર્ણપ વસી અને મૂત્ર મૂત્ર વસ્થાન ના વિભિન્ન અંગો ની વિકૃતિ થી પ્રમેય ની ઉત્પત્તિ નું ગ્રહણ થાય છે. અહવધક મેઘવધક તથા મૂત્રવર્ધક નિદાન નો નું સેવન કરવા થી પ્રકોપિત થયેલો કફ શરીર ની શીતળતા ને કારણે પ્રસાર પામે છે અને મેધકીય શિથિરતા કારણે વેદ સંબંધ ગુણ વાળો હોવાથી તેની સાથે મિશ્ર થઈને દુષિત કરે છે અને પ્લેગ ને વિકૃત કરીને મૂત્રભાવ માં વર્ણિત કરે છે, મૂત્રસ્ત્રોત ના મુખ થી પ્લેગ યુક્ત કરી તેમજ બોરકતા યુક્ત

કફ જ પ્રમેય સંબંધ ગુણ યોગા થી સ્નાન સંસ્થાનક સંકરિયાત્વાક હોવાથી સાધ ઈતારોમાંય તંદુરસ્ત હોવાથી ને વાત જ માહાઇન્વર અથવા તો વિરુદ્ધ ઉપક્રમ મત હોવાથી અસાઘ્ય છે કફ જ પ્રમેય માં સાધ્ય તો પ્રમેય ઉપ રોગ હેતુ કફ અને પદાર્થો નું સેવન, દુષિત સોનાની મીરારી ધાતુઓ પણ પક્ષ રહેરી એના માટે દો જાણ દુશ્યંત ટિકિટ નું વૃક્ષ ના વૃક્ષ વગેરે દ્રવ્ય ના ઉપયોગ થી સમાન ગુણ ધર્મો હોવાથી સમાન ચિકિત્સા થી દોષ અને દુષ્ય બન્ને નું સમ્માન થાય છે. પ્રમેય ના રોગ માં કફ પિત્ત અને વાત ત્રણ દોષો છે મેધ, રક્ત, શુક્ર જલ જયસારિત નવ જલ્યાણ મસા, લસિકા, મજજા, રસ ઓઝ, માસ, દસ દુષ્ય, આ દસદુષ્ય વિકૃતિ વિષપ્રમેય ના પ્રમેય ઉત્પન્ન થાય છે, ઉદ્દસ્મય, ઇકસ્યમય, સાંદ્રમય, શુક્લમાંય, શુક્રમ્ય, શીતમય, શનિમય, લાલામય, શીતમાંય વગેરે સારમાંય, કાળમાંય, હિલમય, મૅજિસ્ટ્મય, અનીરકતમય, વગેરા ઓઝોમય આને મધુમય છોડરામય મૂત્ર માં ઓછું સહન થતું હોવાથી ઓંઝુ મેધ કહે છે આધુનિક કાને daibitis malaitus પણ કહે છે. અમ મીઠો જે શરીર માં સર્કરા નું પ્રમાણ વધી જવાથી દ્રવ પદાર્થ મધુર બનીને પર મૂત્ર દ્વારા બહાર નીકળે તેને daibitus malaitus કહે છે મધુમય ની ઉત્પત્તિ માં કાર્બોહાયડ્રેડ ચયાપચય ની ગ્રાથ કહે છે. વજન માં લેવા માં આવેલા સંપૂર્ણ કાર્બોહાઈડરડ પાચ્ય ગ્રોથો ધ્વારા ગ્લુકોઝ નું પરિવર્તન પામીને રક્ત માં પહોંચે છે તેમાંથી પ્રયત અંશ યકૃત અને માસ પેશી માં પહોંચીને વિશેષ ઇન્ઝાઈમ દ્વારા ગ્લુકોઝ રૂપ નું પરિવર્તિત પામીને સંચિત થાય છે, જરૂરત પડતાં ગ્લાયકોજેનિક દ્વારા અમ પરિવર્તિત થઇ ને શરીર ના કામ માં આવે છે, માંસપેશી ઓ ક્રિયા કરતી વખતે ગ્લુકોઝ નો ઉપયોગ કરે છે સાયુક્તતા દહન થઇ ને ઉષ્ણતા અને શક્તિ ની ઉત્પત્તિ થાય છે જેને પેશી ઓ કાર્ય કરે છે અંત માં પરિવર્તન પામી ને જલ અને કાર્બનડાઈયોક્સાઈડ ના રૂપ માં મૂત્ર સ્વેદ અને ઉછવાસ દ્વારા શરીર ની બહાર નીકળી જાય છે. રક્ત માં સાધારણ ગ્લુકોઝ ની માત્ર વધારે રહે છે. ગૃહ્યહાર થી તેની માત્રા વૃદ્ધિ પામે છે તેથી તેનું યકૃત માં ગ્લાયકોજન ના રૂપ માં સંદેહ થાય છે જ્યારે યકૃત તેની પરિપૂર્ણ બને છે ત્યારે ગ્લુકોઝ main ફેટ ના રૂપ માં વિભિન્ન ધાતુઓ માં સર્જન પામે છે. સામાન્ય લક્ષણ, પ્રમેય નું સામાન્ય લક્ષણ મૂત્ર નું પ્રભુત અધિક માત્રા માં અથવા વારંવાર આવી કે મલી કે ગંદુ યકૃત વર્ણન થી ભિન્ન બતાવામાં આવેલું છે. યુવા અવસ્થામાં પ્રાકૃત મૂત્ર ની ચોવીસ કલાક માં માત્ર પંદરસો હોય છે પરંતુ ઋતુ દેશ કાલ આહાર, વ્યાયામ, આયુ અને શરીર ના ભાર અનુસાર થી તેનૉ અસમસ થાય છે. વળી કફ અને મેદ દ્વારા બહાર વિહાર ના સેવન થી મેદ ધાતુઓ ની વૃદ્ધિ થાય છે જેના કારણે સમૂહ વાતું જૂની ધાતુ તથા તેના પરિણામ સ્વરૂપ મૂત્ર ઉત્પત્તિ અધિક થાય છે જેથી પ્રભુ મુત્રતા લક્ષણ સ્વરૂપે જોવા મળે છે. આ પ્રાકૃત ઘટકો ની વૃદ્ધિ ને કારણે મૂત્રઃ સંસ્થાનો વિકૃતિ ને કારણે તેમજ અન્ય વિચારો ના કારણે સર્કરા વસતા આઈસીટોને એસિટીક એસિડ વગેરે પ્રાપ્ત પ્રાકૃતિક ઘટકો માં આવેલા જોવા મળે છે. શરીર માં સ્વેદ અને ગંધ આવે અંગો માંથી થીણતા સૈયા આસન નિંજા લપાયેલા રહે છે શરીર ની સ્ફુરતા તેજ નેનો ની અતિ વૃદ્ધિ શીતલ પદાર્થો માટે હાથ પગ મા રોગી બે પ્રકારના પડે છે ફૂલ અને બળવાન અને બીજું ખુશ અને દુર્ગવી તેમજ કૃષ અને દોષ અને બળની અધિકતમ વાડામાં સંશોધન કરાયું છે પ્રવિણા બળવાન રોગીને સ્નેહાન નથી શરીરને દૂર કરાવીને મળતું તે અનેક પ્રકારના યોગોનો પ્રયોગ કરવો જોઈએ પ્રમેયના બળવાન રોગીને સંશોધન પછી જે ઉત્તર પણ કરવામાં આવે છે દૂધ વાયુ દ્વારા ગોલમ ધાતુ ક્ષય હસ્તીમાં શુભ મુત્ર કે દૂષિત થાય છે માટે સંશોધન પછી રોગીને અગ્નિ અનુસાર તેને કરાવવું જોઈએ પ્રમેયના સંશોધનને અયોગ્ય એવા દૂરવા અને કૃષિ યોગ્ય સંશોધન ચિકિત્સા કરવી જોઈએ એવા રોગીમાં પ્રમેયને શાંતિથી મળતું ચૂર્ણ લેવું એના પદાર્થોથી ઉપચારો કરવા જોઈએ પણ અમે જેને વિશ્વાસ અને પ્રતૂર એવા પક્ષીઓના માસ રસ અને જંગલ પશુઓના માસ સાથે જવનો ભાત જવાનો મન મળતું ઉડાનો સ્નેહરહિત આહાર જોઈએ બ્રાહ્મણીના રોગીને મણનો સાથે જુના સેલ ની જોખબાદનો રક્ષણ કરવું જોઈએ દંભી ભર્યા તેલથી શાકમાં સંસ્કાર કરે તેની સાથે જુના થાળી ચોખા નો ભાત ખાવો થાક કામો કામ વગર રહેલા બનેલા મા અપાચનો આહારમાં ઉપયોગ કરવો જોઈએ ખૂટીને કાઢીને રાત્રે પીપળા પાછળ તેનાથી બનાવેલો મોજ મોજ મિશ્ર કરીને સેતુમાં કોઈને જમણીના નાશ માટે પ્રતિદિન પ્રયોગ કરવો જોઈએ વાતો છે તેની તે જ વાતોને ભાવિક તારીખ ભાવિક તરીકે ના ઉડાથાણી તથા અન્ય પ્રકારથી બનાવેલા મેળવીને સેવા કરવું જોઈએ every સમય કરવામાં આવેલા સંશોધન લંબઘન આપવા જ બ્રાહ્મણનો નાશ કરે છે વિવેચન સંકલ્પ વિધિ દ્વારા કુલ નાશ થાય છે ચામડીના રોગ ની સ્વાદ થોડી માત્રામાં પીવો અથવા તો આમળાનો રસ અને હળદર નો રસ મત ભેળવી નો પીવો ચંદન વગેરે વાપરવા પ્રથમ વગેરે બિન સામાન્ય પ્રશ્ન સમયમાં ઉપયોગી છે ત્યારબાદ સમયના વાદયુગો માનધના જ પાનમાં જ અમને ભાવે અનેક પ્રકારના વક્ષ્ય અને પેટ તથા અન્ય સંસ્કારમાં ઉપયોગી છે

પુસ્તક એક વૃક્ષથી વૃક્ષ વાઈ નું સમાન થાય છે અખ જ અને પિતૃ શ્રમણીના રોગોથી પેલો સાતમો સાર અને પુષ્પ બેડો રોઈડો ધીરજ પોતાના પુષ્પને ચૂર્ણ લેવું જોઈએ અપીલ વગેરે બધા પુષ્પોનું મધ જોડે જાડુ આ બધા પુષ્પનું ચૂર્ણ એક બનાવીને સેવન કરવું જોઈએ કપાસ પ્રિતેશના બ્રહ્મા રોકીએ એક આપીને વગેરે દ્રવ્યને કંસ કરીને એક માત્રામાં આમળા આમળા નો રસ સાથે એ સમયે પીવું તો રુદ્ર લીમડો હળદર અજમો વગેરે વાપરવા સર્વ સપ્રકારણ હળદર હળદર પીધકારી પણ સાંજ પડતા સમયે મધ નાખીને પીવું દુનિયા પછી ભક્તિ ને સોયામાં પરવીને પત્ર આવેલા અનેક પ્રકારના પક્ષીઓનું સેવન કરવું સંશોધન ઉપયોગ કરે શેકેલા જવની રોટલી ને નિયંત્રિત સેવન કરનારને મગ અને આમળાની બનાવેલ તો કોઈ જ રોગો થતા સંકલ્પમાંથી ઉત્પન્ન થયેલા રોગોમાં મેજિસ્ટ્રે રોગોમાંથી એ લોકો પહેલા છે તે બધા વખત ક્રિયા માટે પ્રયોગ થતો રમી માં જ્યારે મધુ મધ મંત્ર જોઈને બે પ્રકારના વિતર તો થાય છે વાદા સમય અસત્ય છે પરંતુ એજની અતિવૃષ્ટિના થઈ હોય તો તે સીઠા ત્યાં બને છે સાધ્ય બને છે સમાજ કરમની તેનો સ્વરૂપમાં બીજ કે દોસ્ત વૃષ્ટિની દુષિતા હોવાથી સત્ય છે તે જ રીતે કોઈ પણ ઉત્પન્ન વિચારો અને સ્વાધ્યાય કહેવામાં આવે છે સાધ્ય કહેવામાં આવે છે

વાદા સમયની પાદર સમયની કે જે સરકારી છે તે પાદરની સામે અથવા તો પેટ અને ઉત્પન્ન થાય છે તે નું અત્યંત મૃત્યુ પામેલ પણ સમય સાથે છે તે સાથે રમણી ચિકિત્સાનો વિચાર કરવાનો છે તે કારણે ભ્રમણી ઉત્પન્ન થાય છે તેનું સેવન કરવું નહીં રોગોના કારણો શું સેવન ન કરવું રોગમાં થવા માટે તેમાં ઉત્પન્ન થયેલા રોગોનું કારણ ચિકિત્સા ધમો ભાઈ બહેન છે. દરેક વ્યક્તિ ગમે તેટલી મહેનત કરે આમ છતાં જીવનમાં મળતા પરિણામો પાછળ આ બંને જવાબદાર છે. એન્ડ વાયુ પ્રોફેસર સ્કોટ ગેલવે, એક મહત્વનો idea આપ્યો. એ કે સફળતા વખતે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. બીજાની અને પોતાની સફળતા બંને વખતે એ જેટલું સારું દેખાય છે એટલું સારું ક્યારેય હોતું નથી. અને જે જેટલું ખરાબ દેખાય છે એટલું ખરાબ ક્યારેય હોતું નથી. બિલ ગેટ્સ દુનિયાની એવી હાઈસ્કૂલમાં ભણવા ગયા હતા કે જ્યાં કોમ્પ્યુટર હતું. ફી આટલી ની બહાર લેબ સાઇટ સ્કૂલમાં કેવી રીતે કોમ્પ્યુટર પહોંચી ગયું તેની વાર્તા રસપ્રદ છે. બિલ ડાઉગર બીજા નેવી પાઇલોટ હતા. જે હવે ગણિત અને વિજ્ઞાનના શિક્ષક બની ગયા હતા. તેનું માનવું હતું કે વાસ્તવિક જીવનના અનુભવ વગર માત્ર પુસ્તકોનું જ્ઞાન નકામું છે. તેને એ પણ સમજાવ્યું કે અમે જ્યારે કોલેજમાં હતા ત્યારે અમારે કોમ્પ્યુટર વિશે જાણવાની જરૂર હતી. microscope ના સંસ્થાપક પોલ એલન યાદ કરતા કહે છે. ઓગણીસો અડસઠમાં બૌગલ lake site school mother club માં પિટિશન આપી કે તેઓના વર્ષના વેચાણમાંથી ત્રણ હજાર ડોલર ઉધાર આપવામાં આવે અને પછી તેને એક ટેલી ટાઈપ મોડલ જેમાં ત્રીસ કોમ્પ્યુટર એક general electric main frame terminal સાથે જોડાયેલા હોય. તેવું વસાવ્યું. એમાં કોમ્પ્યુટર time sharing શક્ય હતું ગેટ સે કહ્યું હતું. time sharing નો આઈડિયા ઓગણીસો પાસઠમાં વાસ્તવિકતામાં આવ્યો હતો. કોઈ અત્યંત દૂરદ્રષ્ટિ ધરાવતું હતું મોટાભાગની યુનિવર્સિટી ગ્રેજ્યુએટ સ્કૂલમાં કોમ્પ્યુટર ન હતા. ત્યારે ત્યારે બિલ ગેટ્સને આઠમા ધોરણમાં કોમ્પ્યુટર મળી ગયું. તેનું મન કોમ્પ્યુટરના ઉપયોગથી ભરાતું જ ન હતું. ગેટ્સ ઓગણીસો અડસઠમાં તેર વર્ષના હતા ત્યારે તેના સહ સ્થાપીને પોલ એનલ ની મળ્યા હતા. પણ શાળાના કોમ્પ્યુટર પ્રત્યે ખૂબ જ લગાવ હતો. તેથી બંનેની જોડી જામી. lake site માં આવેલ કોમ્પ્યુટર lake site માં અભ્યાસક્રમ નો ભાગ ન હતો. તેને સ્વતંત્ર અભ્યાસનો પ્રોગ્રામ હતો. બિલ અને પોલ તેના નવરાશના સમયમાં શાળા પછી સમયમાં મોડી રાત્રે અને રજાના દિવસોમાં કોમ્પ્યુટરને શીખવામાં સમય વિતાવતા હતા. બહુ ઓછા સમયમાં તેઓ કોમ્પ્યુટરના નિષ્ણાંત બની ગયા હતા. એકવાર તેઓ મોડી રાત્રે કામ કરતા હતા. ત્યારે એને યાદ કર્યું કે બિલ ગેટ્સ અને તેનો fortune magazine દેખાડ્યું. અને કહ્યું તને શું લાગે છે કે fortune five hundred કંપની ચલાવવાનું અનુભવ કેવો હશે? એલને કહ્યું. કે તેને ખબર ન હતી. ગેટ સે કહ્યું બની શકે એક દિવસ આપણી પોતાની કમ્પ્યુટર કંપની હશે. હાલમાં, માઈક્રોસોફ્ટ ની કિંમત trillion dollar થી પણ વધુ છે. ઝડપથી એક ગણિત માંડી લઈએ. યુએનના મતે ઓગણીસો અડસઠમાં ત્રણસો ત્રણ મિલિયન લોકો એવા હશે કે જેની ઉંમર હાઈસ્કૂલમાં ભણવાની હોય તેમાંથી અઢાર મિલિયન ના લોકો યુએસમાં રહેતા હતા. બસો સિત્તેર લાખ લોકો વોશિંગ્ટનમાં રહેતા હતા. એક લાખથી થોડા ઓછા લોકો સિયાટમાં રહેતા હતા. અને તેમાંથી માત્ર ત્રણસો લોકોએ lake site view માં અભ્યાસ કર્યો હતો. શરૂઆતના ત્રણસો ત્રણ મિલિયનથી લઈ અને અંત ત્રણસો થી

બિલ ગેટ્સને આ બાબતની કોઈ શરમ ન હતી. તેને બે હજાર પાંચમાં ગ્રેજ્યુએટ થતા વિદ્યાર્થીઓને સ્પીચ આપતી વખતે કહ્યું હતું. કે જો lake site ન હોત તો માઈક્રોસોફ્ટ નું અસ્તિત્વ પણ ન હોત. ગેટ્સ અત્યંત ચતુર હતા મહેનતુ હતા. અને એક કિશોર તરીકે પણ તેની પાસે કમ્પ્યુટર માટે એવું version હતું. કે જે અનુભવી કોમ્પ્યુટર executive પાસે પણ ન હતુ.

તેણે પણ ઉત્તમ નસીબ અને જોખમ નો અનુભવ કર્યો હતો માઈક્રોસોફ્ટ ની સફળતાને કારણે બિલ ગેટ્સ અને પોલ એલન નામ થઈ ગયું. પણ lake site ની આ હાઈસ્કૂલ કોમ્પ્યુટર પ્રભાવશાળી લોકોની ગેંગમાં હજુ ત્રીજો વ્યક્તિ હતો. કેટ ઇવેન્સ અને બિલ ગેટ્સ આઠમા ધોરણમાં પરમ મિત્રો બની ગયા. ગેસ ના મતે ઇવન તેના ક્લાસમાં સૌથી હોશિયાર વિદ્યાર્થી હતો. ગેટ્સ તેના ડોક્યુમેન્ટ યાદ કરતા કહે છે કે અમે બંને ફોન પર કલાકો વાત કરતા મને હજુ પણ કેન્ટ નો નંબર યાદ છે. five two five seven eight five one ઈવાન ગેટ્સ અને એલએન જેટલો જ કોમ્પ્યુટરમાં પાવરધો હતો. એક સાઈડ શાળામાં અનેક એવી સમસ્યાઓ ઊભી થઈ હતી. એક એવી સમસ્યા ઊભી થઈ કે શાળાના બધા જ ક્લાસમાં shcedule બનવાનું અઘરું બની ગયું. કારણ કે તેઓએ સૌથી વધુ વિદ્યાર્થીઓ માટે એવી રીતે ક્લાસ નું આયોજન કરવાનું હતું કે કોઈ પણ કોર્સમાં મુશ્કેલી ન આવે. શાળાએ બિલ અને કેન્ટને જે હજુ તો બાળકો હતા. એવું કામ સોંપ્યું કે તેઓ આ સમસ્યાના નિવારણ માટે કોમ્પ્યુટર પ્રોગ્રામ બનાવે તેઓએ બનાવ્યો અને સફળતા મળી. પોલ એલન ની જેમ નહીં કે કેંટ પાસે બિલની જેમ ધંધાદારી મગજ અને અમર્યાદિત આકાંક્ષાઓ હતી. ગેટ્સ યાદ કરતા કહે છે કે કેન્ડ પાસે હંમેશા મોટી બ્રીફ કેસ હોય. જાણે વકીલને બ્રીફ કેસ હોય. એ રીતે અને હંમેશા એ વાત યાદ કરતા કે આવનારા પાંચ કે છ વર્ષમાં આપણે શું કરતા હોય છે આપણે CEO કહેવાતા હોય શું? આપણે દુનિયામાં

બિલ ઉદાસ થઈ ગયા. એ બોલ્યા અમે સાથે જ કામ કરતા હોત મને ખાતરી છે કે અમે કોલેજમાં પણ સાથે જ હોત. એન્ડ માઈક્રોસોફ્ટ કંપનીમાં ગેટ અને એલન નો ભાગીદાર હોત. પણ એવું ક્યારેય થયું નહીં. કેટ હાઈસ્કૂલ માંથી ગ્રેજ્યુએટ થયા એ પહેલા માઉન્ટ એકસીડન્ટમાં મૃત્યુ પામ્યા. યુએસમાં દર વર્ષે ત્રણ ડજન લોકો મૃત્યુ પામે છે. હાઈસ્કૂલમાં અને પહાડો પર એકસીડન્ટ થવાથી મૃત્યુ થાય તેવી સંભાવનાઓ લાખોમાં એક હોય છે. બિલ ગેટ્સને lake site માં ભણવા મળ્યું. એ તેના માટે લાખોમાં એક એ છે એવી તક હતી. કેન્ટ લાખોમાંના એક વ્યક્તિ હતા. કે જેના જોખમને લીધે તે ઘેર ભેગા મળીને જે હાંસિલ કરવા ઇચ્છતા હતા તે ક્યારેય ન કરી શક્યા. એજ ઈચ્છા એ જ તીવ્રતા કામ કરવાની હતી પણ વિરુદ્ધ દિશામાં. નસીબ અને જોખમ એટલા સમાન છે કે તમે એકવાર વિશ્વાસ કરતા હોવ તો તમને બીજાને પણ આદર આપવો જ પડે. આ બંનેનું અસ્તિત્વ એટલા માટે છે. કારણ કે દુનિયા એટલી અઘરી છે કે તમને તમારા સો ટકા એક્શન નું સો ટકા પરિણામ નહીં મળે. તેમાં પણ એક સત્ય લાગુ પડે છે. તમે ક્યાંકમાં એક જ વ્યક્તિ નથી સાથે બીજા સાત મિલિયન લોકો છે. અને અનંત ઘટનાઓ ઘટતી રહે છે. તમે જે એક્શન થી સજાગતા થી લો છો. તેની સામે જે એક્શન તમારા કાબુમાં નથી. તેની અસર પણ તમારા પરિણામ પર વધુ જોવા મળે છે. પણ આ બંને માપવા અઘરા છે. સ્વીકારવા અઘરા છે. તેથી ઘણી વાર એને અવગણી દેવામાં આવે છે. દરેક બીલ ગેટ્સ માટે એક એવો કેટ હશે કે કેટલીક આવડે તને ઈચ્છાઓ ધરાવતો હશે. પણ તે જીવનના બીજા ભાગમાં પહોંચી ગયો. જ્યારે તમે નસીબ અને જોખમને સરખો આદર આપશો ત્યારે તમને સમજાશે કે જ્યારે તમે બીજાની નાણાકીય સફળતા કે પોતાના ની નાણાકીય સફળતા વિશે વિચારતા હોવ છો ત્યારે. તમને જે બહુ સારું લાગે છે તે તેટલું જ સારું નથી હોતું. અને જે બહુ ખરાબ લાગે છે તે એટલું જ ખરાબ નથી હોતું. વર્ષો પહેલા મેં અર્થશાસ્ત્રી રોબર્ટ ફિલ્મ કે જેને શાસ્ત્રમાં નોબલ પ્રાઈઝ જીતેલું તેણે પૂછ્યું હતું. ક્યારેક રોકાણ વિશે એવું શું સમજાવું કે જાણવું કે જે અમે જાણતા નથી તેને જવાબ આપ્યો. સફર પરિણામમાં નસીબ નો રોલ શું છે તે. મને આ પ્રક્રિયા ખૂબ જ ગમ્યું. કારણકે કોઈએ નથી વિચાર્યું કે નાણાકીય સફળતામાં નસીબ નો કોઈ હાથ નથી હોતો. પણ નસીબને આખી શકાતું નથી. અને લોકો તેની સફળતા માટે તેમનું નસીબ જવાબદાર છે તેવું કહીએ તો ખરાબ લાગે તેથી નસીબને સફળતાનું એક ભાગ નથી માનતો. જો હું કહું. કે દુનિયામાં બિલિયન રોકાણકારો છે થોડી સંભાવના વિચારીને પણ તમે એવી અપેક્ષા રાખો કે તેનાથી દસ લોકો તેના નસીબના લીધે billioner બની જાય તમે જવાબ આપશો. હા જરૂર. પણ જો હું તમને પૂછું કે આ બધા રોકાણકારો ના નામ આપો. તો તમને નહીં ખબર હોય. જ્યારે આપણે બીજા લોકોને જજ કરતા હોઈએ ત્યારે સફળતાનો શ્રેય નસીબના આપી દઈએ. તો આપણને ઈર્ષા થાય છે અથવા આપણે ખરાબ વ્યક્તિ છીએ એવું લોકોને લાગે છે. આપણને ખબર જ છે કે નસીબનું અસ્તિત્વ છે આમ છતાં.